તમે mobile application use કરતાં હો google pay, phone pay વગેરા. એમાં કેવું હોય કે અમુક જગ્યાએ barcode stickers લગાડવામાં આવ્યા હોય છે. એ આપડે scan કરીને આપણાં mobile દ્વારા એમાં આપડે payment કરી શકીએ એવું આપણે YONO માં થઈ શકે?

એનો કોઈ charges ખરો કે બવ પૈસા કપાઈ જાય છે એવું? તેવું બરાબર. હવે SBI YONO App દ્વારા આપડે transaction limit ખરી એમાં? અમ આપડે એપ્પ દ્વારા કોઈ transaction limit ખરી એપમાં?

બરાબર છે. હવે સૌપ્રથમ તમે વાત કરી પહેલા આપડે YONO એપ્પ SBI ચાલુ કરવા માટે ફરજિયાત જોઈએ, બરાબર? હવે, ના હોય તો? હવે માટે apply કેવી રીતના કરવું? મારા જોડે તો છે. મે જ્યારે bank account ખોલ્યું હતું ને ત્યારે બી સાથે જ આઈ ગયેલું. પાંચ કે સાત દિવસમાં મારા ઘરે આઈ ગયું હતું. પણ એના માટે મે કોઈ process નહોતી કરી. હવે મારી પત્ની છે બરાબર? એમનુ account મે ખોલાયું છે પણ એમનુ નથી આયુ. તો હવે મારે કેમ મંગાવવું? મારે કેમ અરજી કરવી?

હા હા, હા બરાબર છે. હવે એ form માં કોઈ documents હશે? કેમ કે documents જોતાં હોય છે. proof તો જોઈએ ને કે આ bank માં account છે. તો જે લોકો આપણને અચ્છા, pan card જ compulsory હોવું જોઈએ? બરાબર છે. હવે એમા PIN કેમ સેટ કરવો માં? હા હા, એટલે કોઈ બી machine પર જઈ શકું? મતલબ

ત્યારબાદ YONO app સામે લૉગિન પણ કરી શકું છું ને? હા હા, okay

હા હા પૂરેપૂરો ખ્યાલ આઈ ગયો છે.

હા હા, બરાબર છે. હમ

આ તારી વાત તો સાચી છે. આ કોરોના માં એટલો બધો stress થાય ગયો છેને ઘરે બેઠા બેઠા બધા ને કે ફરવાનું એકદમ તંદુરસ્તી માટે અને મંદુરસ્તી માટે. ફરવા જવું એ બોવ જરૂરી થઈ ગયું છે એ વાત તો તારી સાચી જ છે. બરાબર, હવે મારુ તો The Idol Vacation ની જગ્યા કઉં તો ગોવા છે. શું લાગે છે તને? હમ હા.

હમ હા.

હમ હા, ગોવા માં શું એક તો Greenery પણ બોવ હોય છે. અને ત્યાં ના beaches પણ બોવ famous છે.

અને ગ્રીનરી તો એકદમ જોરદાર હોય છે. ને મન તમારું એકદમ ખુશ-ખુશ થઈ જાય છે. garden garden થઈ જાય એવું લાગે.

હમ બરાબર, ત્યાં અમે લોકો ગયા તા last time મારુ Idle spot vacation છે એક્ચુલી અને ત્યાં અમે ગયા તા તો અમને બોવ જ સારું એટલે બોવ જ માજા આવી તી. અમે જે રિસોર્ટ માં રોકાયા તા એનું નામ હતું Golden Palm Resort બરાબર. ત્યાં અમે ગયા તો પેલા અમને કોકમ શરબત થી અમારું welcome drink અમને આપ્યું. બરાબર, પછી ત્યાં એટલે એમની hospitality પણ એટલી સરસ હતી એ ઓ, રિસોર્ટ હતો એ પણ બવ સરસ હતો. અને એકદમ ટૂંકમાં એટલે બોવ જ માજા આયી એકદમ. અમે બે ફેમિલી ગયા હતા મારો friend પણ હતો સાથે તો બોવ enjoy કર્યું. પાંચ દિવસ અમારો stay હતો. પણ એકદમ આનંદમય માજા આયી ગઈ એકદમ.

હા, હા

હમ હમ હમ બરાબર હમ બીજું એ કે, તારી વાત સાચી છે આબુ શું કે અમદાવાદ થી નજીક છે ને એટલે તમારે the weekend ઉપર જવું હોય તો પણ તમે જઈ શકો છો. બોવ લાબું planning કરવાની જરૂર નથી. the weekend માં બે દિવસ તમે જાઓ તો મન એકદમ ખુશ થાય જાય. આમ વ્યવસ્થિત બોવ મજા આવે એ તો મને ખબર છે. આબુ પણ હું બે ત્રણ વાર ગયો છું. અને ત્યાં નું food પણ સારું હોય છે અને અમુક હોટેલ પણ સારી સારી આયેલી છે ત્યાં. અને ત્યાં ના જે mountains છે ત્યાં tracking વગેરે સારું હોય છે આમ તો. એટલે સારું જ છે. આપણે કોક વાર એક પ્લાન બનાવી ને જઇશું ત્યાં આબુ. શું કેવું તારું?

હમ

હા, હા. હમ

હમ હમ હમ

બીજા માં તો તને કઉં જો. beaches તુ કે એમાં દીવ પણ બોવ ગમે છે. દીવ માં પણ આમ તો જોવા જઇયે તો શાંતિ હોય છે. સારું beaches પણ સારું હોય છે અન ઠીક છે એટલે, આપણું mini ગોવા કહેવાય ગુજરાત નું mini ગોવા કહેવાય આ દીવ. નજીક પણ છે medium. ગોવા જેટલું દૂર નથી. અને આમ મજા આવે ત્યાંની hotels પણ સારી છે. અને Water sports પણ હોય છે જેવી રીતે ગોવા માં હોય છે. જે મારુ the ideal vacation spot છે. એવું જ સેમ દીવ માં પણ છે. water sports ઘણા હોય છે ત્યાં. તમારે parasailing કરવું હોય કે પેલું sleeping Boat વાળું હોય, અલગ-અલગ મતલબ balloon વાળું એક આવે છે water bubble. એવું ઘણા સારા પેલા water sports પણ હોય છે. છોકરાઓને મજા પડી જાય છોકરાઓને જો વેકેશન માં લઇ ગયા હોઈએ આપડે તો ત્યાં એ લોકો એકદમ આનંદ માં એકદમ મુક્ત.

હમ હમ

હમ હમ હમ હમ હા, ત્યાં પણ સારું છે. પણ ગોવા માં તને બીજું એક કઉં. અમે જયારે ગયા તા એટલે ત્યારે પણ અને દર વખતે પણ એટલે ત્યાં કેવું છે કે rant ઉપર છે ને કાર, એક્ટિવા એવા vehicles મળી રહે છે. ને, આપડે કેવું ફરવા જવું હોય ને, આપડે ગ્રુપ માં ગયા હોઈએ કા તો તમે એક્ટિવા લઇ લો નઈતો કાર લઇ લો બરાબર. family હોય એક સાથે તો તમે કાર પણ rant પર લઇ શકો છો. અને એમાં પછી તમે નજીક ના જે ભી side scene ના સ્થળો છે એ તમે visit કરો એટલે તમને બોવ મોંઘુ પણ ના પડે અને family સાથે બવ મજા આવે એવું છે ત્યાંના રોડ પણ સારા છે. traffic sense પણ લોકો માં સારું છે. એટલે અને Traffic Police ને બધા friendly હોય છે ત્યાં. એટલે બોવ વાંધો નથી આવતો અને rant પર વ્હીકલ્સ એકદમ rent easily available હોય છે. એટલે ફરવાની તો બવ જ મજા આવે છે ત્યાં. rant ઉપર કાર અને એક્ટિવા નું જે છેને એ બઉ જ સારું એ લોકો નું network હોય છે એ તમને આપડે પેટ્રોલ ભરી દેવાનું અને પછી આપડી મનગમતી જગ્યા એ આપડે આરામ થી ફરી નેવ્યવસ્થિત એકદમ મજા આવી જાય તેવું છે. અને ત્યાં નું વાતાવરણ પણ એટલું સરસ છે કે એકદમ તમારું મન ખુશ થાય જાય. તમે ચાર દિવસ રઈ ને આવો ને તો તમારે બે મહિના સુધી એ તાજગી રેય બોલો. એટલું એનું જોરદાર છે. શું કેવું તારું? હમ હમ

હમ હા.

હમ હમ

હા, હા એકદમ. અરે, ત્યાં જે અમે પેલા રિસોર્ટ માં રહ્યા હતા. શું કેવાય Golden Palm Resort એ નામ હતું એનું મને હમણાં યાદ આવ્યું. બવ જ મજા આવી એટલે ત્યાં food કેવું કે. એક તો પ્યોર વેજ બરાબર. તમારે અમ સવારે સીધું શું કેવાય breakfast માં તમને બધી જ variety હોય ત્યાં sandwich થી લઈને તમારા Maskaban થી લઈને પછી શું કેવાય આપણે Wedge item જે ભી જેટલી હોય પરાઠા છે, દહીં પરાઠા છે. તેવું બધું બવ જ મજા આવે એવું food પણ હોય છોકરા ને ભી ભાવે અને વ્યવસ્થિત એકદમ Hygienic હોય છે. food પણ સારું હતું અને અમે જે રિસોર્ટ માં રોકાયા હતા એ રિસોર્ટ માં કેવું કે, swimming pool સવારે સાત વાગ્યે ચાલુ થઇ જાય બરોબર. એટલે છોકરાઓ ઉઠીને સીધા swimming pool માં enjoy કરી શકે. અને એમને પણ મજા આવે મોટા ઓ ને પણ મજા આવે. water આપડે શું કહેવાય swimming pool માં. તેવું જ છે ને બીજી બે Aminitis હોય એ swimming pool પણ ચોખ્ખું હોય એટલે એમાં તમારે પૈસા વસુલ છે એમ. એ રિસોર્ટ માં swimming pool સારો હતો. અને મેં જ કીધું એ રીતે સારું હતું એકદમ મજા આવી ગઈ એવું હતું અને આ રિસોર્ટ છેને North Goa માં આવેલું છે. કલંગગોટ બીચ ની નજીક છે. બાકી આમ જોવા જઇયે તો South Goa માં ભી અમુક સારા રિસોર્ટ આવેલા છે. તું અમ જયારે ગયો હતો ગોવા તો કયા, ક્યાં ગયો હતો? North ગોવા કે South ગોવા?

હા, હમ હમ હમ

હમ હમ હમ

હમ હમ હા, હા. ચોક્કસ. તને કઉં આપડે ગોવા જવું હોય ને તો કોઈ દિવસ plane માં નઈ જવાનું. પ્લેન કરતા ટ્રેન માં તમારી જે મુસાફરી માં સાથે group માં ગયા હોઈએ ને એ એટલી મજા આવે ને બોસ બોવ જ મજા પડી જાય એકદમ. એકદમ મજા આયી જાય. કારણ કે, ટ્રેન માં શું લગભગ અઢાર કલાક જેવું થાય છે. પણ એમાં જે ખાવા પીવાની ને રહે સુવાની ને જે મજા છે ટ્રેન માં બોવ મજા આવી જાય છે. બધા Friends ગયા હોઈએ તો હજી મજા આવે. બ એકદમ સારા ચાલે એકદમ મજા આયી જાય. અમે એસ એસી ટ્રેન માં Reservation કરાવ્યું તું. હા, લગભગ મને લાગે છે Third class માં. the third હા, the third માં. અને અઢાર કલાક નો પ્રવાસ હતો પણ ખબર જ ના પડી ક્યારે આ ગોવા આવી ગયું. Transportation માં ટ્રેન તે આપણું ઇન્ડિયન રેલવે છે જ બેસ્ટ એકદમ. અને મજા પડી ગઈ યાર. Plane કરતા તો હું ક્વ ટ્રેન માં જ મુસાફરી કરાય. ગોવા જવું હોય અઢાર કલાક ની મુસાફરી છે. પણ, તમારે એકદમ મજા આવી જાય એવું છે. અને ત્યાં Theme Citizen છે theme. બે સ્ટેશન છે ગોવા ના મડગાંવ અને થીડીમ. અમે થીડીમ ઉપર ઉતર્યા તા અને ત્યાંથી રિસોર્ટ ની પેલી કાર Pickup માટે આવી જ ગઈ તી. અને બોવ એટલે એકદમ એ લોકો ની સર્વિસ પણ બોવ સારી હોય છે. અને મજા આયી ગઈ તી યાર. તું આબ નું, આબુ નું કે તું કેવું છે?

હમ એમાં કલમગોટ બીચ છે ને જે North Goa માં કલમગોટ બીચ છે એ બોવ જ એકદમ સ્વચ્છ ચોખ્ખું હોય છે. બીજા beaches કરતા. બાઘા બીચ છે પણ ત્યાં શું છે કે વિદેશીઓ પણ હોય છે. અને થોડું મને બાઘા બીચ કરતા કલમગોટ બીચ સારું લાગે. ત્યાંના બીચ માં કેવું કે, water sports તો છે જ બધે બરાબર. પણ એક Dolphin Show કરીને હોય છે. ડોલ્ફિન નો શૉ હોય છે. તમે સવારે જલ્દી જાઓ ને તો તમને બોટ માં બેસાડીને લઇ જાય એ લોકો ડોલ્ફિન જોવા માટે. અને ડોલ્ફિન તમને અલગ-અલગ કરતબો કરતા હોય એ રીતે જોવાની બોવ જ માજા આવે છે. એટલે ત્યાં તમને એક નાની બોટ માં લઇ જાય. એમાં લગભગ વીસેક જણા હોય. બરાબર, સીટ્સ હોય બધા માટે.

તો અમને તો જોવા મળી હતી ડોલ્ફિન. ઘણી હતી, ત્રણ-ચાર. ને માજા આયી ગઈ છોકરાઓને ખાસ છોકરાઓ માટે તો એમને બોવ મજા પડી ગઈ. human friendly હોય છે ને જોવામાં પણ એ લોકો ના જે રમત રમતા હોય આ ડોલ્ફિનો અંદર અંદર. તો એ જોવાની ખરેખર બોવ જ મજા આયી જાય છે. તે જોયું છે કોઈ દિવસ?

હમ

હમ હમ હા.

હમ હમ

હમ હમ

હમ હા. હમ હમ